આ છબીમાં ઇન્ડિયન ઈન્સટુટુટ ઓફ ટીચર એજ્યુકેશન નામની સેક્ષણિક સંસ્થા જોવા મળે છે આ સંસ્થા શિક્ષણ તાલીમ સાથે સંબંધિતી છે.

આ છબીમાં એક આભૂષણ દુકાનનો દ્રશ્ય દેખાય છે દુકાનની અંદર અનેક કાચની અલમારીઓ સોનાના ગ્રહના--

આ તસવીરમાં રાત્રિના સમયે એક પેટ્રોલ પંપ નું દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે.

કેટલાક લોકો અને વાહનો પંપ પર હાજર છે જે અહીં સંચાલન અને સેવાઓમાં લાગેલા છે.

અને તેમાં એક ઈકો કાર પણ દેખાય છે અને ત્રણ રિક્ષાઓ પણ છે અને સી_એન_જી પેટ્રોલ પંપ છે જેથી બધા--

છે અને તેનીમાં હાર્ડવેર ની વસ્તુઓ દેખાય રહી છે અને દુકાનની બાર પણ ઘણી બધી હાર્ડવેર ની વસ્તુઓ--

ટીંગાયેલા છે અને બોજ સારી રીતે સેટ કરેલા છે.

અને ખરા બપોરે ખૂબ જ ગરમીનો સમય લાગી રહ્યો છે.

આ ઇમેજ મા એક રેલ્વે ટેસન ની બિલ્ડિંગ દેખાડવામાં આવી છે અને બિલ્ડિંગ ની બાર--

અને ત્યાં બે ચેર મૂકેલી છે પણ તે બન્ને ખુરસીમાં કોઈ બેઠેલ નથી.

અને એક મુસલમાન ભાઈ છે તે મોબાઇલ માં વાત કરી રહ્યા છે.

તેમની બાજુમાં એક ભાઈ છે તેમને માસ્ક પરેલ પહેરેલું છે અને તે રાઇટ સાઇડ થી--

અને અલગ અલગ કલર ની માછલીઓ તેની અંદર દેખાઈ રહી છે.

રાઇટ સાઇડ થી લેફ્ટ સાઇડ જઇ રહી છે અને તે બસ નો દરવાજો ઓપન છે.

ને ઉપર લઈ જવા માટે બધા સળીયાઓ બાંધી દીધેલા છે અને ત્યાં એક રેલીંગ પણ છે કામ ચાલુ છે અને બ્રિજ બનાવસે એવુ લાગે છે.

આ એક ડેમ નો ઇમેજ છે અને ડેમ ની અંદર પાણી છે અને આજુ બાજુમાં એટલો ધાડથી કપચીઓ નાખેલ છે.

બેડ પાથરેલા છે અને બેડ ની ઉપર ગાદલા મુકેલા છે બન્ને સોફા ની બાજુમાં અલમારી છે.

આ ઈમેજ માં એક લેક દેખાડવામાં આવ્યો છે અને લેક માં પાણી ભરેલ છે.

અને પેટ્રોલ પંપ માં બીજું કોઈ પણ વ્યક્તિ દેખાય રહ્યું નથી એવું લાગે છે કે ખૂબ જ મોડી રાત્રી છે.

આ એક એસ_બી_આઈ નો રુમ છે અને એસ_બી_આઈ ના રુમ ની અંદ્ર ત્રણ એ_ટી_એમ મશીનો મૂકેલી છે અને ઉપર શટર પણ છે અને શટર --